લોજિકલ ઓથર ઓપરેટર્સ
પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે
આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
લોજિકલ ઓપરેટર્સ લોજીકલ ઓપરેટર પેરાલેલ અસાઇનમેન્ટ અને પેરેલલ અસાઈમેંટઅને રંગે ઓપરેટર્સ રેંજ ઓપરેટરસ અહીં આપણે વાપરી રહ્યા છે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને લિનક્સ મા ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટર જ્ઞાન હોવું જ જોઈએ
તમે આઇઆરબી સાથે પણ પરિચિત હોવા જોઈએ
જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ
લોજીકલ ઓપરેટર્સ ને બોલિયન ઓપરેટર્સ પણ કહેવાય છે
તેઓ અભિવ્યક્તિ ભાગો મૂલ્યાંકન કરી અને ટ્રૂ અથવા ફળસે વેલ્યુ પાછી આપે છે
લોજિકલ ઓપરેટર્સ આ પ્રમાણે છે બે એમ્પરસેન્ડ એટલેકે બે પાઇપ એટલેકે એક્સક્લેમેશન એટલેકે બે સમીકરણો ટ્રૂ
હોય તો અને એન્ડ આપણને ટ્રૂ
મૂલ્યાંકન આપે છે
બીજું સમીકરણ ત્યારે મુલ્યાંકન આપેછે જયારે પ્રથમ ટ્રૂ
પ્રાધાન્ય એ બે સ્વરૂપોના તફાવત છે સાંકેતિક એન્ડ એટલેકે બે એમ્પસંડ વધુ પ્રાધાન્ય ધરાવે છે
ચાલો હવે કેટલાક ઉદાહરણો જોઈએ
આપણે આ માટે આઇઆરબી જોશું
Ctrl Alt અને ટી કિઓને એક સાથે દબાવીને ટર્મિનલ ખોલો
ઇન્ટરેક્ટિવ રૂબી શરુ કરવા માટે ટાઈપ કરો આઇઆરબી અને Enter દબાઓ
ટાઈપ કરો 3 ગ્રેટર થાન 2 સ્પેસ ડબલ એમ્પરસેન્ડ સ્પેસ 4 લેસ થાન 5 Enter દબાઓ
આપણને આઉટપુટ ટ્રૂ
મળે છે
અહી એક્સપ્રેશન1 જે 32 એ ટ્રૂ છે
એક્સપ્રેશન 2 જે 45 તે પણ ટ્રૂ
છે જ્યાર શુધી બંને એક્સપ્રેશનસ્ટ્રૂ હોય આપણને આઉટપુટ ટ્રૂ
હવે પહેલાના કમાંડ મેળવવા માટે યુપી એરો કી દબાઓ
અને બે એમ્પસંડ સીમ્બોલને શબ્દ એન્ડ
થી બદલો
Enter દબાઓ
આપણને પરિણામ એજ મળે છે
હવે પહેલાના કમાંડ મેળવવા માટે યુપી એરો કી દબાઓ
એક્સપ્રેશન 1 મા ગ્રેટર થાન ચિન્હ ને લેસ થાન થી બદલો
Enter દબાઓ
આપણને આઉટપુટ ફળસે
કારણકે 32એ ફળસે
પ્રથમ એક્સપ્રેશન ફળસે હોવાથી બીજા એક્સપ્રેશન નું મૂલ્યાંકન નહી થાય
તો આપણને આઉટપુટ ફળસે
જો એક્સપ્રેશન ટ્રૂ
હોય તો ડબલ પાઇપ અને ઓર આપણને ટ્રૂ મૂલ્યાંકન આપે છે
ત્યારે પ્રથમ ફળસે
હોય તો જ બીજું એક્સપ્રેશન નું મૂલ્યાંકન થાય
બે સ્વરૂપોનો તફાવત છે પ્રાધાન્ય
ચિન્હ ઓર એટલેકે ડબલ પાઇપ વધુ પ્રાધાન્ય ધરાવે છે
હવે ચાલો અમુક ઉદાહરણોનો પ્રયાસ કરો
10 ગ્રેટર થાન 6 સ્પેસ ડબલ પાઇપ સ્પેસ 12 લેસ થાન 7 Enter
આપણને આઉટપુટ ટ્રૂ
અહી એક્સપ્રેશન 1 એટલેકે 106 એ ટ્રૂ છે
જો પ્રથમ એક્સપ્રેશન એ ટ્રૂ હોય તો બીજું એક્સપ્રેશન નું મૂલ્યાંકન થશે નહી
તો આપણને આઉટપુટ ટ્રૂ
હવે પહેલાના કમાંડ મેળવવા માટે યુપી એરો કી દબાઓ
એક્સપ્રેશન 1 મા ગ્રેટર થાન સાઇન ને લેસ થાન સાઇન
થી બદલો
અને પાઇપ ચિહ્ન ને શબ્દ ઓર
થી બદલો
દબાઓ
અહી એક્સપ્રેશન1 એટલેકે 106 એ ફળસે
એક્સપ્રેશન 2 એટલેકે 127 એ પણ ફળસે
જો બંને એક્સપ્રેશન ફળસે હોય તો આપણને આઉટપુટ ફળસે
અને નોટ ઓપેરેટ્રસ આપલે એક્સપ્રેશન થી વિરુધ વેલ્યુ પાછી કરશે
જો એક્સપ્રેશન એ ટ્રૂ હોય તો એક્સક્લેમેશન માર્ક ઓપરેટર ફળસે વેલ્યુ પાછી આપશે
જો એક્સપ્રેશન ફળસે હોય તો તે ટ્રૂ પાછુ આપશે
બે સ્વરૂપોનું તફાવત પ્રાધાન્ય છે
ચિન્હ નોટ એટલેકે વધુ પ્રાધાન્ય ધરાવે છે
ચાલો નોટ ઓપરેટર્સનો પ્રયાસ કરીએ
પહેલા ટાઈપ કરો 10 ડબલ ઇક્વલ ટીઓ 10 Enter દબાઓ
આપણને આઉટપુટ ટ્રૂ
મળે છે
ઉપરના એક્સપ્રેશનનું પરિણામ ઊંધું કરવા માટે ચાલો એક્સપ્રેશન ના પહેલા નોટ ઓપરેટર ઉમેરો
ટાઈપ કરો એક્સક્લેમેશન માર્ક વિથિન બ્રેકેટ્સ 10 ડબલ ઇક્વલ ટીઓ 10 Enter
આપણને આઉટપુટ ફળસે
આઇઆરબી કન્સોલ સાફ કરવા માટે CtrlL સતત દબાવતા રહો
આગળ ચાલો પેરાલેલ અસાઇનમેન્ટ
વિષે શીખીએ
રૂબી મા પેરાલેલ અસાઇનમેન્ટ
દ્વરા એક લાઈન મા અનેક વેરીએબલ પ્રારંભ કરી શકાવાય છે
ચાલો ટર્મિનલ પર પાછા જઈએ
પેરાલેલ અસાઇનમેન્ટ
વાપરીને ચાલો એ બી સી ત્રણ વેરીએબલ ડીકલેર કરીએ
ટાઈપ કરો એ કોમા બી કોમા સી ઇક્વલ ટીઓ 10 કોમા 20 કોમા 30 અને Enter
દબાઓ
અહી 10 એ વેરીએબલ એ ને અસાઇન કરવામા આવશે
20 એ વેરીએબલ બી ને અને 30 એ વેરીએબલ સી ને અસાઇન કરવામા આવશે
જમણી બાજુ એક અરે
તરીકે કામ કરે છે
જો આપણે ડાબી બાજુ પર અનેક વેરિયેબલ્સની યાદી આપીએ તો પછી એરે અનપેક્ડ અને સંબંધિત વેરિયેબલ્સ માં સોંપાયેલ હોય છે
આપણે આગામી ટ્યુટોરિયલ્સમા વિગતવાર એરેઝ વિષે શીખીશું
હમણાં માટે ચાલો અસાઇનમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવે છે કે તેની તપાસ કરો
ટાઈપ કરો એ અને Enter
વેલ્યુ 10 એ વેરીએબલ એ મા સંગ્રહિત છે તેવું દ્રશ્યમાન થાય છે
ટાઈપ કરો બી અને Enter
આપણને 20 મળે છે
ટાઈપ કરો સી અને Enter
30 દ્રશ્યમાન થાય છે
બે વેરીએબલો ની વેલ્યુ ને અદલાબદલી માટે પણ પેરાલેલ અસાઇનમેન્ટ ઉપયોગી છે
ચાલો વેરીએબલ એ અને બી ની વેલ્યુને અદલાબદલી કરીએ
ટાઈપ કરો પટ્સ સ્પેસ બે અવતરણચિહ્નો અંદર એ ઇક્વલ ટીઓ હાશ છગડીયા કૌંસ અંદર એ કોમા બે અવતરણચિહ્નો અંદર બી ઇક્વલ ટીઓ હાશ છગડીયા કૌંસ અંદર બી Enter
આપણને આઉટપુટ a10 મળે છે b20 હવે ચાલો એ અને બી
અદલાબદલી કરીએ
આ કરવા માટે ટાઈપ કરો
એ કોમા બી ઇક્વલ ટીઓ બી કોમા એ Enter
પટ્સ કમાંડ ને મેળવવા માટે યુપી એરો કીને બે વાર દબાઓ અને Enter
આપણને આઉટપુટ મળે છે
a20 b10 રૂબી
મા આપણે હવે રંગે વિષે શીખીશું
રંગે મા વેલ્યુ એ નંબરસ કેરેક્ટ્સ સ્ટ્રિંગ્સ અથવા ઓબ્જેક્ટો હોય શકે છે
રેન્જેસ ઉપયોગ સિક્વેન્સ
ને વ્યક્ત કરવા માટે થાય છે
સિક્વેન્સ રંગે સફળ વેલ્યુની શ્રેણી બનાવવા માટે વપરાય છે
શરુઆતી વેલ્યુરેંજની વેલ્યુઅને અંતની વેલ્યુ ને સમાવે છે ત્વો ડોટ ઓપરેટર એ ઇન્ક્લુઝિવ રંગે
બનાવે છે
થ્રી ડોટ ઓપરેટર એ એક્સક્લુઝિવ રંગે
રેન્જેસ નો ઉપયોગ વેલ્યુ આપેલ રેંજ માં છે કે નહી તે તપાસવા માટે થાય છે
આપણે તે ઇક્વાલિટી ઓપરેટર વાપરીને કરીએ છીએ
ચાલો રેન્જેસ
પર અમુક ઉદાહરણ નો પ્રયાસ કરીએ
ચાલો ટર્મિનલ પર પાછા જઈએ
ટાઈપ કરો વિથિન બ્રેકેટ્સ 1 ત્વો ડોટ 10 થેન ડોટ ટીઓ અંડરસ્કોર એ ત્વો ડોટ ઓપરેટર ઇન્ક્લુઝિવ રંગે
બનાવે છે
ઇન્ક્લુઝિવ ઓપરેટર રેંજમા શરૂઆતી અને અંતના બંને વેલ્યુ ને સમાવિષ્ટ કરે છે
અહી રંગે સૂચીમા બદલવા માટે to a મેથડ વાપરવામા આવ્યું છે
દબાઓ
અહી તમે જોઈ શકો છો કે વેલ્યુ 1 અને 10 રેન્જમા સમાવેશ થાય છે હવે આપણે એક્સક્લુઝિવ રંગે ઓપરેટર જોશું
ટાઈપ કરો વિથિન બ્રેકેટ્સ 1 થ્રી ડોટ્સ 10 પછી ડોટ ટીઓ અંડરસ્કોર એ થ્રી ડોટ ઓપરેટર એક્સક્લુઝિવ રંગે
બનાવે છે
એક્સક્લુઝિવ રંગે ઓપરેટર શ્રેણીમા અંત ની વેલ્યુ સમાવશે નહી
અહી અંતની વેલ્યુ 10 શ્રેણીમા સમાવિષ્ઠ થયી નથી
1 થી 10 ની રેંજ મા 5 એ વેલ્યુ આવે છે કે તે તપાસીએ
ટાઈપ કરો વિથિન બ્રેકેટ્સ 1 ત્વો ડોટ્સ 10 થ્રી ટાઇમ્સ ઇક્વલ ટીઓ એન્ડ પછી 5 Enter
ઇક્વાલિટી ઓપરેટર વેલ્યુ રેન્જમાં રહે છે કે નહિ તે તપાસવા માટે વપરાય છે
1 થી 10 મા 5 ની વેલ્યુ સમાવિષ્ટ થાય છે માટે આઉટપુટ ટ્રૂ મળે છે
આ આપણને સ્પોકન ટ્યુટોરીયલ ના અંતમા લઇ જશે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા છે લોજિકલ ઓપરેટર એટલેકે બે એમ્પરસેન્ડ બે પાઇપ અને ઉદ્ગાર ચિહ્ન જેવા ઓપરેટર્સ પેરાલેલ અસાઇનમેન્ટ ઉદાહરણ abc102030 રંગે ઓપરેટર ઇન્ક્લુઝિવ ઓપરેટર અને એક્સક્લુઝિવ operator અસાઇનમેન્ટ તરીકે
પેરાલેલ અસાઇનમેન્ટ વાપરીને બે વેરીએબલ ડીકલેર કરો અને અને તેનો સરવાળો 20 અને 50 વચ્ચે આવે છે કે નહી તે તપાસો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે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
જોડાવા બદલ અભાર